પણ rolex છે એટલે એ costly તો હશે જ મારા ખ્યાલથી એ ઘડિયાળ હશે મારા ખ્યાલથી એશી-નેવું હજારની ઘડિયાળ હશે. હા sir તમે જણાવી શકો તમારા પાસે કઈ કઈ brand available છે હમણાં? હા આયા. હા હહ. હહ

હમ એ હાચ્વીન બેજે હો હહ bata તો brand જ અલગ છે. BATA ના તો માર પાસે બે જોડી local પડ્યા છે. અને મારા પાસે એક aldo ની મોજડી પણ પડી છે. જે ઘણી costly છે. જે special આપણે west africa માં બને છે. મને અહિયાં gift આયેલી છે. તો sir ઉહ શું તમે જણાવી શકો છો કે તમે અમ શું કેવાય h & m નો તો હું પણ friend છુ પણ એન થોડી costly આયી જાય હ. હા એતો પછી બધાની પસંદ અલગ અલગ હોય. અને એ brand થોડી costly પડી જાય છે એટલે લોકો ત્યાં પણ પાછા ફરી જાય. નહી નહી. તમને થઇ જાણકારી અમદાવાદ વિશે sir તમને આખું અમદાવાદ વિશે ખબર જ હશે તો ઉપર બતાયી એ

sir તો ઓછો તો કઈ રીતે કરવો મને પણ ખબર નથી પડતી. હમ sir આગળ બોલો. હહ એટલે હમણાં તો river front જવાય એવું નથી. હહ એ બધું તો જોવા જેવું છે. ઓહ હો atal bridge એટલે પેલો રંગબેરંગી bridge છે એ ન? હા sir મેં હજી visit નહી કરી. જો હું મને time મળશે એટલે visit કરી જઈશ.

હમ હમ તો મારે visit કરવો પડશે. જો sir હું તમને જણાવી શકું હું છે ન સીન્ધુવન બાજુ જ બેઠો હોઉં છુ. કારણ કે ત્યાં અલગ જ મજા છે જે public આવે છે ત્યાંની એકદમ class public

હા તો એ બધી car ત્યાં જ જોવા મળે છે. આપણા અહિયાં નિકોલ બીકોલ side કઈ જોવા જ નહી મળતું નિકોલ બીકોલ.

હમ સારું કેવાય નિકોલ છે આમ છે સારો તમારી વાતથી હું full સહેમત છું. agree છું. પણ મારો કેવાનો શું meaning છે કે હા હા હા એટલે હા નિકોલ

એટલે જ હું તમને એ જ કું છુ આપણા સિંધુ ભવન સાહેબ તમને બધી વિદેશ જેવો જ feel આવે તમે ગયા હશો કેમ કે વિદેશ જેવી buildingo છે વિદેશ જેવી બધી shopping mall છે. પછી shop પણ વિદેશ જેવી છે. બધા cafe બેફે છે. star box ન એ બધા અને એ ત્યાં ફરવાની મજા જ અલગ આવે છે. કેમ કે ત્યાં public જ આવે છે class public.

એમ કે જે ઓછુ બોલે અને જેનું અ અ observation બઉ વધારે હોય અને આ લોકો સિંધુ વન બાજુ ત્યાંની public કેવી હોય છે કે બધા બોલવાનું ઓછું રાખે પણ એની observation બઉ વધારે હોય કેમ કે જે ઓછુ બોલે. એ બધી વસ્તુ captcha બઉ જલ્દી કરી શકે છે. અને મને એ લોકોની quality બઉ ગમે છે. મને પણ એવું રેવું બઉ ગમે છે. મને બોલવું પણ ઓછું ગમે છે. અને મને આ બધી વસ્તુ ગમે છે. observation કરવા માને ઉહ ઉહ માણસોને આખા not હું કોઈ પણ નવા વ્યક્તિને મળું તો હું એને આખો notise કરી લઉં છુ. એ કેવો છે એ ન શું કરવું ગમે છે. એની habbit શું છે. મને ત્યાની public એટલે ગમે છે.

હમ હમ હમ હમ હું થોડો introvert હા હા હા હા હા હા હું થોડો introvert type નો છું. જો હું પેલી વાત તો કોઈને સામેથી બોલવું નહી. પછી સામેથી જો એ બોલાવે તો હું એને જે બોલાવે એનો answer આપું છું. સામેથી ના બોલાવાય કોઈને મને કોઈ બોલાવે તો જ હું એનો answer આપુ છું. જો આમા બધામાં કેવું હોય કે કોઈક એવા હોય person જેને તમે સામેથી બોલાવો વાંધો નહી પણ અડધાને તમે સામેથી બોલાવો પસંદ ના કરો. હા હમ હા એમાં કેવું છે કે આમાં કેવું કે આપણે હે ને કોઈ પણ class બ્લાસ માં કે કોઈ પણ વસ્તુમાં જઈએ ને તો ગમે મને ગાડી દરોજ ગાળો બોલવી ઓછી ગમે છે. હું ગાળો આમ ઓછી જ બોલું છું. કોઈપણ occasionally કોઈ એવી situation બને હા હા

હા હા હા હા

sir મને એમાં કોઈ રસ નથી કારણકે અત્યારે હું ભણવામાં ધ્યાન આપુ કે આવા બધામાં ધ્યાન આપુ કોઈ એટલે મને હમણા તો college માં રસ છે. હા sir tattoo માં interest છે મારે એક dream મારે આખી જે પીઠ છે, એ પીઠથી લઈને ગળા સુધી મોટું tattoo દોરાવું છે.

ના sir એવું કોઈ કહી ના શકે કારણકે કોઈ આપણને judge ના કરી શકે જ્યાં સુધી આપણને જાણે નહી હું એવું માનું છું કે જ્યાં સુધી આપણને જાણે નહીં.

કઢીન કામ હૈ હા sir વો બાત સહી હે ક્યુંકી હું જો માનું ને તો મેં અત્યાર સુધી મારા પાપાને કોઈ દિવસ hug નહી કરી શક્યો કે મારા પાપા ને જો માર પાપા

આજ સુધી મેં કોઈ દિવસ પાપા જોડે hug નહી કર્યું અને એવું છે હા જાદુની જપ્પી એતો પછી મુન્ના ભાઈ જેવું કામ કર્યું હોય તો પાપા સામેથી કરે. ના sir મારા જન્મના દિવસના દિવસે તો હું ના કરું. ના કર્યું ય નહી અને મારા જન્મનો દિવસ થોડો special ઓછો હોય છે. કારણ કે હું મારા કામથી કામ રાખું છું. ઘરે ઓછો રહું છું. બાર જ વધારે રહું છું. જન્મદિવસમાં તો

હા દિનેશભાઈ કેમ છો?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

hello બલરામ ભાઈ સાંભલાય છે

હા ગોજૂ દિનેશભાઈ મજામાં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 બસ ચાલે છે ઘણાં દિવસ પછી દિનેશભાઈ ની યાદ આવી ગય તો મેં phone તો કરું હા અમને તો રોજ યાદ આવે છે પણ થોડું ઘણું કામ હોય છે ને એવું એટલે ના ના એ તો હોય જ કામ પેલા આપડે દોસ્તી યારી પછી કામ પેલા

શું ચાલે છે હમણાં industry નું કાય છે ખબર entertainment Industry તમાર તો બોવ ખબર રાખો છો હા ખબર તો રાખું છું કેમ કે મારુ તો interest નું field છે hobby બી છે મારી હા હું ખાલી picture જે આવે છે જોય લવ થોડું ઘણું trailer youtube માંથી picture કેવું છે? hero કોણ છે? heroine કોણ છે? director કોણ છે? director કોણ છે? ખરીવાત વાત છે નવું નવું કયું ફિલ્મ વિલ્મ જોયું ક ન ના જોયું તો નથી ઘણો સમય સુધી હમ ઘણો છેલ્લી મારી કય movie હતી? છેલ્લી movie હતી

પેલી રક્ષાબંધન ઉપર આયતી અક્ષયકુમાર ની નામ શું હતુ? રક્ષાબંધન જ રક્ષાબંધન હા રક્ષાબંધન બરોબર રક્ષાબંધન મારી છેલ્લી movie હતી અને પછી મેં એકેય જોય નય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 time નથી મળતો કેમકે મારે કામ એવું છે દિવાળી ની season હોય છે અત્યારે દિવાળી પછી થોડીક શાંતિ થઈ છે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

બસ અમારેય ચાલે છે

picture હા મારેતો picture નો શોખ બોવ હતો મેં ઘણા picture જોય લીધા મેં

હમ જેમ કે તમારે યે રતી યે કાલી કાલી આંખે કરીને છે પછી તમારે થ્રેડી થ્રેડી કરીને એક કાર્તિક આર્યન નું movie છે હા થ્રેડી બોવ સરસ movie છે હો કાર્તિક આર્યન હે કાલી કાલી eyes હા હાહા ના અને આ ફિલ્મ માં એને બોવ મહેનત કરી હતી ચેલેન્જીંગ કેરેક્ટર હતો એનાં માટે કંઈક psycho કેરેકટર હતું ને એનું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 ના મેં trailer તો જોયું છે trailer તો બોવ interesting છે attractive છે trailer હમ ના ના બોવ સારી movie છે પછી ઓલી docterg કરીને movie હતી એ જોય docterg અચ્છા આયુષ્માન ખુરાના

એ ભી સાલો versatile actor છે હા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

મતલબ એવું hype હતું બોવ કોમડી હશે ને બોવ મતલબ મજા આવે છે ને બોવ સરસ છે ને એવું કાય છે નય કંઈક મેસેજ ઉપર હશે કંઈક સામાજિક કે social

આપડા બહાર ના doctor બનિયા છે ને

એને હિન્દી માં આપડે સ્ત્રી રોગ કૈયે સ્ત્રી શું કોઈ રોગ છે એ બધી રીત નું થોડું બોવ છે જેમ કે એનું પેલું picture આવ્યુ તું બાલા હા બાલા બાલા તો બોવ સરસ હતું એમાં કંઈક story નું કંઈક message હતો

એના maximum movie માં કોયના કોઈ જોરદાર message હોય છે આમાં કંઈક ખાશ એવો મેસેજ મળી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

heroin આપડે આ રકુલ પ્રીત રકુલ પ્રીત okay okay સારું જેનું કામ સારું છે હા એ સરસ acting કરશે અનો face એકદમ natural છે

expresion એટલા સરસ હોય ને એજ એની acting ને highlight આપે એ એની jacky ભાઈ ની gilrfriend છે ને એ હમ ખબર છે ને jacky director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 હા jacky કદાચ લગન કરશે એની જોડે અલ્યા industry નું તો તમને ખબર જ છે કોણ કયારે લગન કરશે નય કરે કોણ કોના સાથે કરશે એ પણ કય કેવા જેવું છે નય કેવા જેવું છે જ નય કય નકકી નથી ના ના પણ આ film OTT પર આવ્યું તું કે આપડે થીયેટરમાં આ doctor જી

અરે સિનેમાં hall જેટલી જ હતી ને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 okay okay okay હમણાં થી એક સરસ picture આવે છે ક્યુ છે યાર કાલે જ મેં trailer જોયું વિકી કૌશલ નું કદાચ આવતા મહિને આવશે

એ તો આવી ગયું છે ને release થઈ ગયું છે OTT માં

હમ OTT માં થઈ ગયું છે release મારે જો કાલ પરમ દિવશ કદાચ time મળે તો જોઇશ picture તમે તો યાર જબરી ખબર રાખો છો તમે બધું ખબર હોય છે ક્યારે release થાય છે release થઈ ગયું છે આટલી બધી અમને ના movie નો મૂવી નો થોડો બોવ શોખ રયો ને હા અચ્છા અચ્છા અચ્છા movie નો જો weekend એવો અગર time ને તો weekend માં તમે સમજોને ત્રણ ચાર મૂવી તો જોય લવ ઓ હોહો હો very good

સારી movie છે મતલબ one time watch માટે સારી છે okay okay good bye તમે નામ એ નય સાંભળીયુ કોણ હતો hero?

અરે અરે આપડે અમિતાબ બચ્ચાંન છે ને good bye માં અમિતાબ બચ્ચાંન ને મીના ગુપ્તા ઓહ ઓહ ઓહ મીના ગુપ્તા હા બરાબર યાદ આવી ગયું good bye અમિતાબ બચ્ચાંન મીના ગુપ્તા હા એવું જે મરી જાય પછી નું ઓલું story છે ને હા હા હા કે આદમીન young generation મતલબ કેવી રીતે treat કરે છે ને મતલબ મયરા પછી શું માહોલ હોય ને વગેરા વગેરા rituals કુલ કેટલા મને છે નથી માનતા ને સમજ્યાને એવું એટલે એવું દેખયડું છે કે આજ ના time માં બધા પોતાના કામ માં ને selfish ને હોય શકે ને તો કેટલા વ્યસ્ત થાય ગયા છે ને કે પોતાના ઘરે માં કોઈ માં યા બાપુજી ગુજરી જાય છે તો એ લોકો ને પોતાનીજ પયડી છે ખાલી

message જોરદાર message આપો છે કે emotion less વાળું થાય જાય છે પણ generation આગળ જતા આ પોતા ના પૂર્વજો ની જ third process ને જ follow કરે છે

બોવ સારું દેખાય છે movie માં solo movie છે one time watch માટે સરસ છે મારુ ધ્યાન ન ગયું એની પર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 બાકી તો આપડે ક્યાં થી વાગતું હોય તોં આપડે પકડી લાયે છે ખાલી હોય છે કે ગાયન કોઈ સારું હોય picture નું તો યાદ રાય જાય છે બાકી ઘણી વખત movie નું નામ આપડે ના યાદ રાખત હોય તો ગાયન તો યાદ રય જાય છે હા ગાયન યાદ રય જય ઘણા કદાચ doctor માં ભી કોઈ એવું ગાયન નોતું જે attractive હોય famous થઈ જાય એવું હા એવું કય એવુંય ગાયન હોતું નય એમાં હા એમાં કેવું ગાયન આ મા હતું તમારે ગાયન સારું હોય ને તો માણશ આમ youtube પર search કરે છે આ song ક્યાં picture નું છે હમ હા એ વાત તમારી સાચી હા એક બોવ મોટું point છે સારું હોય કોઈ એકાદ song સારું હોય તો song પરથી movie search કરીએ આ song ક્યાં picture છે ઘણા અમ ગીતો આપડે viral થાય famous થાય જાય તેનાથી film પણ directly કે indirectly promotion થઈ જાય છે એ વાત નું તમને એક example આપું ઇમરાન હાસમી ની કેટલી બધી movies આવી કેટલી બધી movies આવી પણ movies માં કય ના હોય એ ગાયન માંથી ચાલતી હોય હા ઇમરાન હાસમીનું આ ચીઝ હતું હા ખાલી એના song અંદર જવા જાળી ની voice એ બધું ચાલતું હોય બાકી અંદર જે story હોય બધા માં coman romance thriller romance thriller romance thriller હોય અને ગાયન આના super hit હોય

પેલા તો જેમ પેલા ઇમરાન હાસમીની movie આવતી તી ગાયન maximum હતું હિમેશ રેશમિયા નું હતું હા hundred percent હિમેશ રેશમિયા અરે એવું લાગતું કે યાર બેય ભાઈ હોય

મને એવું લાગતું મને હિમેશ રેશમિયાઅને ઇમરાન હાસમી ભાઈ હે singer હોય maximum જાવે જાલી જાવેદ અલી